અહીં જે દ્રશ્ય છે તેમાં એક હિન્દુસ્તાન પેટ્રોલિયમ નું પેટ્રોલ પંપ છે.

જે પહેલું ડમી છે તેણે લીલા કલર નું શર્ટ અને પીળી કોટી પહેરેલી છે.

આપેલું દ્રશ્યમાં એક કાળા કલર ની કાર છે જેની આજુબાજુ ફૂલોના ગમલા છે.

એક પુરુષ કાળા કલર નું જેકેટ પહેરીને માસ્ક લગાવીને ઉભો છે.

બે સફેદ કલર ની ફોરવીલ અને બે બાઈક નો પણ નિર્દેશ થાય છે.

આને ટેબલ ઉપર મૂકવામાં આવેલું છે અને રૂમ એ કોઈ કારપેટર અથવા સુથાર ભાઈનું દુકાન હોય એવું લાગે છે.

ની સામે બર્ગમેન નામનું વાહન જે કાળા કલર નું છે પડેલું છે.

હેન્ડ પંપ છે સામે ત્રણ થી ચાર ગાડીઓ પ્રદર્શિત થાય છે અને આ જે છે તે કોઈ કિલ્લો હોવો હોય શકે છે.

આ ચિત્રમાં એક પૂતળું છે જેણે કેસરી કલર ની સલવાર અને ક્રીમ કલર નો પાયજામો પહેર્યો છે.

ત્યાં એક ભાઈ સામે ભૂરા કલર નું શર્ટ ને કાળા કલર નું પેન્ટ પહેરેલા દેખાય છે અને જ્યાં સફેદ કલર ની કાર પણ હોય છે એવું દેખાય છે.

એક ભાઈ ઝીબ્રા ક્રોસિંગ પાસે સફેદ શર્ટ અને બ્લુ પેન્ટ માં છે અને સામે બનારસી ભેલ એવું લખેલું છે.